હા પહાડની ઉપર એક ધજા છે એ આગળ પહાડની આગળ એક નાના બધા ઝાડ બતાય છે.

તેમાં વચ્ચે એક નાનો ઘડિયાળનો ટાવર છે જેની આજુબાજુમાં ઘાસ છે.

ઘરની ઉપર ઘણી બધી બારીઓ દેખાય છે અને એક ઉપર પાણીનો ટાંકો દેખાય છે.

જેમા બે પક્ષીઓ ઉડીને જઈ રહ્યા છે આ મેદાન ઘાસ અને ઝાડથી ઢંકાયેલું છે.

બગીચામાં નાના છોડ અને ઝાડીઓ ઉગેલી છે પથરાયેલા રસ્તા રસ્તાઓથી ચાલવા માટે સગવડ છે.

પાછળ ધુમ્મસ પર્વતોને ઝાંખી દેખાય છે આ દ્રશ્યમાં વરસાદી માહોલને વધુ મનમોહક બનાવે છે.

પથ્થરો પરથી દ્રશ્ય ખૂબ જ આકર્ષક લાગે છે આ કુદરતી સ્થળ શાંતિ અને સૌંદર્યથી ભરેલુ છે.

આસપાસ થોડી કોટ અને લાકડાના ટુકડા જોવા મળે છે જે જગ્યાને વરકશોપ બનાવે --

આ તસવીરમાં શાળાનો મેન ગેટ અને અંદરની ઇમારત દેખાઈ રહી છે.

ઘરમાં સોફા પડેલા છે સોફા ની ઉપર બે ફ્રેમ લગાવેલી છે.

ટેબલ મોટા ટેબલ ની ઉપર એક ટી_વી પણ દેખાય છે એની નીચે એક પોસ્ટર લગાવેલું છે.

વચ્ચે લાકડી દ્વારા કપડું બાંધેલું છે અને ઉપરથી પાણી પડી રહ્યું છે.

આકાશમાં વાદળો છવાઇલા છે અને વાતાવરણ થી આનંદમય લાગે છે આ સ્થળને કોઈ ઉદ્યોગ કે સંસ્થા સાથે સંબધિત લાગે છે.

આજ અંદર ઘણી બધી બારીઓ છે વચ્ચે કંઈક લખેલું છે મોટા અક્ષરે થી.